હમ પચ્ચીસ GB એ એક મહિના નો હશે?

એક MB ના જ પૈસા લાગે છે? હા

charge લાગશે અને બેન triple nine નો plan કેવો રેહશે?

હમ હમ

એવું sir હા હમ અમ પંદર સો પંચોતેર નો plan છે તે કેવો છે? પંદર સો પચ્ચીસ નો

હમ તો જાણકારી આપશો sir તમે? હા હમ હમ હા હા okay okay હમ હમ હા હા

હમ હા હા

અને અને મારુ prepaid નું card છે બરાબર એને postpaid મા convert કરવું હોય તો એને કઈ રીતે કરાય એમ

card આપી card આપી જશે એમ ચાલુ થઈ જશે sir એટલે આપડે BSNL ની office મા જઈએ બરાબર હા હા

બીજો બીજા કોઈ plan નહીં sir બીજા કોઈ plan પાંચ સો પંચોતેર, પાંચ સો પંચોતેર નો plan કેવો રેહશે?

અરે પાંચ સો પચ્ચીસનો plan નું કહો ને કેવો છે એમ હમ હમ

હમ okay okay sir આપણે one ninety nine કરો recharge પ્રેમથી બીજી વાર સમજાવો તો ખબર ના પડી એટલે sir હા recharge ભી વો plan બીજી વાર સમજાવો ને ખબર ના પડી. એને આપણે active કરવાના આપણે સો રૂપિયા આપવાના છે એવું sir હા હા પછી આપણે recharge એક સો નવ્વાણું નું કરાવીએ તો ચાલે ને? હા હા હમ હમ

અને એક સો નવ્વાણું recharge કરી આપો ને કેવું sir

હમ કોઈ પણ recharge કરાવે તો ચાલે એવું sir જે કો ભાઈ આ એક સો નવ્વાણું નું recharge કર્યું બરાબર અને બીજા મા ગમે તે recharge કરો કરવું તો ચાલે ને કે આ જ recharge કરવું પડે. એટલે મે આ મહિના ભી એક સો નવ્વાણું નું recharge કર્યું બરાબર અને બીજા recharge પતી ગયું અને બીજા મહિના મા અલગથી recharge કરવું હોય તો કરાય? કે આનું આ જ કરવું પડે?

હમ

આ જ sir તમારી સાથે વાત કરી મજા આવી સર તમારી સાથે વાત કરવાની મજા આવી sir આપણે જાણકારી સારી આપી sir okay નહીં નહીં બીજી કોઈ નહીં ધન્યવાદ sir આપકા ધન્યવાદ sir તમારો આમ છકડો ચાલે આમ ઓસની ના ગોખલામાં આવ્યું ડોહા tap ચાલુ કરી ને બેસે મન થાય તો મોરારી બાપુ ની કાઢ મુકે કે મન થાય તો કવિ કાર ની વાર્તા મૂકે પાનાના ફેરવાય ત્યાં સુધી રાન્ગળા ના પડે ત્યાં સુધી એમ મોટે થી મૂકે અને મન હલકો થઇ જાય એક વખત સ્મસાન જેવું ઘર રાત દિવસ ધમ ધમતું થઇ ગયું ડોહા એ તો નવો અવતાર જીવા લાગ્યો એક વખતે ક્યાંક બકરી નો દેકારો થતો હોય એટલું આજ ચોવીસ કલાક ધમ ધમાતી થઇ રહી છે radio કે tap ચાલુ હોય ત્યારે તો ખાલી શેરી નું માણસ નહી આખું મલખ હાજરા હજૂર હોય એવું લાગે એમ આખા ગામ ના ટીવી પહેલા પહેલા જગ્ગાભાઈ સોની લઇ આવ્યા ગામ જોવા ઉમટ્યું પછી તો બે વાણીયા ની ઓસની માં અને પાંચ કવિ ની ઓસ્નીમાં આ તાકડ ધીના ચાલુ થયા ત્યાં સુધી ડોહા ના મન માં કઈ નહી પણ એક દિવસ કાનો ભાઈ એનું carrier શેરી માં લઇ આવ્યા અને બે માણસો ને જાળવી ને એક ખોખે નીચે ઉતારીને એક ખોખું નીચે ઉતારી ને ઓસની માં મૂક્યું એ ડોહા ટીકી ટીકી ને જોવા લાગ્યા રાત પડી ને શેરી ની ચાર પાંચ બાયું, છોકરાઓ વળગાળી ને કાના ની ખડકી માં ગઈ એ ડોહા ટીકી ટીકી ને જોઈ રહ્યા પોતાનું tap બંધ કરી ખુરશીમાં ગોઠણ વાળી ને બેઠા અને મુંગા મુંગા હુકલી તાણવા લાગ્યા અમરકથાઓ બે દિવસ બે દિવસ ડોહા મુંગા રહે તો ગિલા ગિલા ના કાન બેઠા થયા વગર ન રહે બીજે દિવસે એ વાત નો ફોડ પડ્યો સાંજ પડે વસ્તુ હાજર હોય આ વખતે વાત જરાક બેતમ્બરી હતી બેજ બારી હતી પણ ગિલો તેનું નામ થોભલાય તો ગિલો નહી કોઈ પણ વાંકે ઓસરવાથી નીકળવું એ ગિલા નું નામ એટલે થોડા પૈસા રોકડા અને બાકી ના હફ્તા કરીને ત્રીજે દિવસે છકડો ઉભો રાખ્યો ખિડકી બોર મોટું ખોખું જોઈને કોઈક એ પૂછ્યું તો કીધું કે coloured ટીવી છે વટ પડવો જોઈએ અને કાના કરતા તો ખાસ એટલે ડોહા ને સમજણ પાડતા બોલ્યો એ જગ્ગાભાઈ ને આવું જ છે અને બીજું આપણે બીજામાં colour ના આવે અને બીજા ને એક જ ટીવી આવે

અચંબો નજરે જોયું ત્યારે થયો રાત્રે નવ વાગ્યે લોકલ સમાચાર શરૂ થયા અને એ છોકરો ભાવનગર માં આખા દિવસ માં જે જે બનાવ બન્યા હોય તે બોલતો જાય નજરો નજર બતાવતો જાય સભા સભા સર્કસ માં જે આવી વાતો ડોહા ને ખબર જ ના પડે ભાવનગર જો નજર સામે દેખાય એમ રાખવા પડે એ બપોરે બકુમાસી ની વહુ દાઝી ગયેલી તરત કરી ભાવનગર મોટા દવાખાના ભેગી કરી એ અત્યારે નજરો નજર જોઈ હુમા ની વહુ ને દેખાડી દાક્તરો ની ઘડિયા પાટી દેખાડી બહાર ડોકું બહાર કોકડું બહાર ધબુ કરેલા એના બાપા ને જમાદાર ને ખોડુભા એ બહુ સંઘર્ષ દેખાડ્યો ડોહા ની આંખો ચકર વકર થઇ ગઈ આ માણસ ક્યાં નું ક્યાં ડૂબી ગયું કે ભાઈ ક્યાં ક્યાં ધમો અને તેની વહુ ને ક્યાં ગામોગામ ને ઘરો ઘર માં ઇનામ ના ખોટા ફોટા પછી ડોહા ને સમાચાર નું બંધારણ થઇ ગયું આપણા પથક માં નવા જૂની થાય એ રાત પડે નજરો નજર જોવાની એક દિવસ જિલ્લા ની પંચાયત ની meeting માં ખોડુભા ને બેઠેલા જોયા ત્યારે ડોહા ને મનમાં થયું કે કોઈક દિવસ આપણો પણ ફોટો ટીવી માં આવે તો કેમ વટ પડી જાય એનો ભાઈ કાના નો બપો બે ઘડી જોઈ રહ્યો પાંચ સાત દિવસ પછી ડોહા ડોહા નો તો નહી ગિલા નો તો વારો પડી ગયો તે દિવસે ખોડુભા સવાર ના પોર માં તૈયાર થઇ ને પાદર માં ઉભેલા હતા એને ભાવનગર જવાની બહુ ઉતાવળ મુખ્ય મંત્રી ભાવનગર આવવાના હતા કારણ કે સામૈયું કરવાનું હતું આખા પાઠક માં સરપંચો એ હજાર રહેવાનું હતું time ભરાતો જતો હતો ખોડુભા માથે થી જીપ આવે એટલે ઊંચા નીચા થતા હતા એમાં ગિલા નો છોકરો આવીને ઉભો ખોડુભા કહે જકાતનાકે આવે છે ગિલો કહે હા ખોડુભા કહે ત્યાં માણસો ભેગાથયા છે ગિલો કહે માણસ તો માતુ નથી કે કાકા કહે હમણાં મંત્રી સાહેબ આવવા જોઈએ ખોડુભા હાકાબાકા થઇ ગયા આમ તો કોઈ દિવસ છકડા માં ન બેસે પણ અત્યારે બીજો વિચાર કર્યા વગર છકડા માથે ચડી ગયા હાંક અઈ શબ્દન નહીતર હું જ રહી જઈશ કહેતા કહેતા જ છકડો ઉપાડ્યો અને છેક જકાતનાકે જવાય તેમ ન હતું લોકો નો મહેરામણ ઉમટેલો ગિલા ને બેઠેલ જોઈ છકડો ધીમો પડ્યો અને કહ્યું અહી ઉતરી જાઓ ડંડા વાળા આગળ ઠેઠ સુધી નહી જવાય પણ ખોડુભા હકા બકા થઇ ગયેલા હવે ડંડા વાળાની તું તારે ઠેઠ લગી લઇ લે કોઈ કઈ બોલે તો હું બેઠો છું ગિલા એ છકડા એ રમ રમાટી લેવડાવી તે જ માણસો ના ટોળા તો ઠેઠ જિલ્લા પ્રમુખ ને પણ લાવી ને ઉભો રાખ્યો એ વખતે કેમેરા વાળા એ ફોટા લે એ બધું ભૂલી ને ગિલો એની સામું તાકી રહ્યો એને થયું આજ ના સમાચાર માં તો ફોટો નક્કી બપોરે ખાતા ખાતા એણે ડોહા ને વાત કરી રાન્ધારિયા માં બેઠી બેઠી વહુ પણ સાંભળે ડોહા રાજી ના રેડ થઇ ગયા આજ સુધી ડોહા ને આવું થયેલું નહી આજ પહેલી વાર ડોહા એ ગિલા ને કહ્યું તું પણ આ સાંજ પછી ફેરો નહી કરતો ઘરે રહેજે આજ સુધી ગિલા ને ન થયેલું નહી એ તો વહેલી સવાર થી મોડી રાત સુધી વહેલી સવાર કે મોડી રાત લાગી થાંભલા ખોમ્ભ્લી અને તગડી ભરી ને ભાવનગર આમ તો સાંજ પછી છોકરો ભૂખ્યા ઘરે આવ્યો હાથ પગ ધોઈ ફળિયા માં ખાટલો પડ્યો તો એની ઉપર આડો પડ્યો ના આ વખતે એનું લોહી જપ્યું હોય એમ લાગ્યું પડ્યા પડ્યા એને મનમાં ચો ફેર નજર ફેરવી ઘર ભર્યું ભર્યું લાગ્યું આની બાજુ છકડા ની રમ રમાટી અને આની બાજુ ડોહા ના ખરાટા ને કોઈ વાત ની કમી ન રહી એમાં વહુ માથા ની નીકળી ઘર હમેશા સવાનું હોવું જોઈએ પાણિયારે ઈ સ્ટીલ ના વાસણ માથે ભગવાન ના ફોટા ની હાર ઓસની માં ઈ સ્ટીલ ની ખુરશી ગોખલા માં tap રંગીન ટીવી પણ ટીવી બબ્બે ઈંટ ગોઠવીને મૂકેલી એ ગિલા ને ખટક્યું હમણાં તો ટીવી ના હફ્તા ની ફીટ છે પણ મેળ પડે તો આજ colour માં આજકાલ માં ઈ સ્ટીલ નું સ્ટેન્ડ લેતો આવું એને વિચાર્યું વહુ ના શ્રીમંત ટાણે મહેમાનો આવશે ત્યાં વટ પડવો જોઈએ ને એના બહાર કોઈ સાત પડ્યો ગિલા ભાઈ ગિલો ઝડપ બેઠો થયો ડોહા એ ખડકી ઉપાડી આવનારે કહ્યું મુખ્ય બોલાવે પાદર ભાવનગર જાવું જોઈએ અબ ઘડીએ મુખી ને બેસી ને આડું થઇ ગયું છે તાત્કાલિક એને ભાવનગર ભેગી કરવી પડશે ચાલો કોણ જાણે કેમ ડોહા ના રીવ માન્યા નહી એ મનોમન બોલી જ ઉઠ્યો છકડા માં ભેંસ રહે છે આવનાર કહે એ તો બે લોકો પકડી રાખશે આમ પણ સવારની ભામ્બરી ભામ્બરી ને ભેંસ જેવી થતી ગઈ છે અને આમ પણ અમે ભાવનગર ક્યાં ઘોડા ને ઘેર છે ઘા એ ઘા જવાનુ ઢોર નું દવાખાનું જકાતનાકે જ છે ચલો ચલો જલ્દી કોણ જાણે કેમ ગિલા ના દિલ માની ગયા એને મનોમન વિચાર્યું ભેંસ નું જો વાછરડું પાછું પડી જાય તો મુખી રાજી થયા વગર નહી રહે તો વળતા ટીવી નું ઈ સ્ટીલ નું સ્ટેન્ડ લેતો આવું આપણા સમાચાર આવે તે પહેલા ટીવી સ્ટેન્ડ ઉપર હોવું જોઈએ ગિલા ને એ પોતાનો ફોટો જોવાનો હરખ ફોટો આવે અને વહુ સામે આંખ નો ફૂલારો મારવાનું નક્કી કરેલું હમણાં ગયા ભેગો આવું સમજો બોલતા એની સાથે ખડકી બહાર પગ દીધો એને ભાવનગર એમાં હવે ભેગું ક્યાં કરવાનું ગિલો ગયો એટલે ડોહા ખડકી બહાર નીકળ્યા આમ તો કાના ના બાપ સાથે રોજ ની ઉઠક બેઠક નહી પ્રસંગો પાત વાત કરી લે ભાઈ ભાઈ માં એવું જ હોય ને આને કેહવું મારે કેહવું મનોમન સમજતા હોય પણ અત્યારે કાના ના બાપ ની એની ખડકી માં ઓટલે બેઠેલો જોઈને એના થી ના રહેવાયું આમ તો ગિલો ટીવી માં આવાનો છે તો કાના નો બાપ કહે એમ તો તો જોવો જોઈએ ક્યારે આવે છે ડોહો કહે નવ વાગ્યે ડોહા ના ચેહરા પર ચમકારો હતો તો તો જોવો જોઈએ હમણાં આવું અમારે ટીવી માં એવું ક્યાં આવે છે બસ કાના નો બાપ એટલું જ બોલ્યો એમાં જ ડોહા ના મોઢા પર રાજીપો છવાઈ ગયો ભાઈ ભાઈ માં એવું જ હોય ને આઠ વાગ્યે ડોહા ટીવી સામે ગોઠવાયા પણ એના મન માં બેય આવવાની અધિરાય ઉછળી રહી હતી ત્યાં કાના નો બાપો આવી બીજી ખુરશી માં ગોઠવાયો હજી ગિલા ના છકડા નો અવાજ ટીવી માં સંભળાતો ન હતો ડોહા માનો મન ઊંચા નીચા થતા હતા આ વખતે કોઈ અમંગલ સમસ્યા ન આવે તો સમજ્યા સમજવું કે માં બાપ નહી ના ના એવું કઈ ન હોય એને આવું હતું પણ એમાં વાર તો લાગે જ ને મેં સમાધાન કરતા કહ્યું અને કાના નો બાપ એના ઘરે રીસાયેલ નજર ફેરવતો હતો ત્યાં તો રાજી થઇ ને જોયા જ કર્યું અને નવ ના ટકોરે લોકલ સમાચાર શરૂ થયા નમસ્કાર મિત્રો લોકલ માં આપનું સ્વાગત છે આજ ના મુખ્ય સમાચાર મુખ્ય મંત્રી ની આજે ભાવનગર માં પધરામણી ભવ્ય સામૈયું મુખ્ય મંત્રી એ સ્થળ પર જ સ્થળ પર જ કરેલો પચીસ પ્રશ્નો નો ઉકેલ મુખ્ય મંત્રી શ્રી એ મુખ્યમંત્રી શ્રી એ ડોહા ને એમાં ન હતો શહેર ના અપવૃતી ના ત્રણ બનાવ સમાચાર વિગતવાર અને પેહલા સમાચાર માં જ જકાતનાકું દેખાવાયું જકાતનાકે માણસો બહુ હતા મુખ્ય મંત્રી ના સ્વાગત માટે ઉમટેલા મહેમાનો ને દેખાડ્યા સ્વાગત માટે ઉમટેલા મોટા મોટા માણસો પર કેમેરો ફરી વર્યો ત્યાં ધમ ધમાતી સાથે જિલ્લા ના પ્રમુખ પાસે ગિલા નો છકડો આવી પહોચ્યો ખોડુભા ઉતર્યા

એના મગજ માં રમ રમાટી ચાલી રહી હતી એના કાન છકડો નો અવાજ સાંભળવા જ બેઠા હતા ત્યાં સમાચાર વાંચનાર બોલ્યો શહેર માં બનેલા અપ્ર્વૃતી ના બેઠેલા નાર બેઠેલા નારે અકસ્માત છકડા ચાલક નું કમકમાટી મૃત્યુ thyu બનાવટી વિગતો પ્રમાણે સાંજ ના એક ભેંસ ને એક ભેંસ ને ભાવનગર લઇ આવી રહેલ છકડો બેઠેલા માણસો સાથે છકડો પલટી ખાતા છકડા ચાલક નું સ્થળ પર જ કમ કમાટી મોત નીપજ્યું હતું ત્યારે છકડા માં ઉભેલ વ્યક્તિ થોડું દુર પડવાથી બચી જવા પામ્યા હતા તેઓ સારવાર માટે નજીક ના દવાખાના એ ખસેડ્યા છે બનાવ નું આશ્ચર્ય એ છે કે જોનાર કહે છે કે છકડા ના ચાલક એ જો છકડા નું હેન્ડલ છોડી દીધું હોત તો એ બચી ગયો હોત પણ છકડો એનો જીવ હતો એ છકડા તરીકે ઓળખાતો ડોહા ની આંખો ફાટી રહી એમ જ રહી મારું નામે સુફેન અન્સારી છે. અને અરે બોટાદ માં અમે એક થી બાર મતલબ અમે અમદાવાદ માં આવ્યા મતલબ મારા ભાઈ પણ મતલબ અમદાવાદ માં અમે બી એસ એન એલ ગાર્ડન રીલેટેડ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 ઇન્ફર્મેતન અમે કાસ્તામાર ને આપીએ છીએ. અમે સવારે મતલબ શુક્રવાર ના દિવસે લઈએ છીએ. અમારી જોબ નો ટીમે છે સવારે અને આઠ કલાક કામ કરીએ છીએ વ્યવ્સ્તીઠ

કામ મતલબ એટલું કામ છે સાત થી આઠ અમારી રોજીન લીફે ની આપી દઉં તો બ્રેકફાસ્ટ લઈને પછી ફોને ઉસ કરું ચુ

એ મારો તહેવાર છે ઈદ ના દિવસે અમે મતલબ બે કલાક માનજ પઢીને આવીને એના દિવસે અમે ખાવાનું હોય છે મતલબ પોર્ટલ માં જઈને અમે આવીને પછી ઈદ ના દિવસે કે છે અમારો ફેવરીટ તહેવાર છે એ મારો મતલબ મારી ફાવ્રિત ગમે છે અમે ના ના હતા તો બી

આ મતલબ આહ યોઉંતુંબે ચેનલ ખોલવાની મારા ફમીલ્ય મેમ્બેર ની વાત કરું તો હાલ ચાર જના છે મારા ફઠેર છે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 અત્યરે તો મતલબ ભાણિયો છે મારા જીજાજી જે છે એ જોબ માં

પછી અત્યારે તો મારો ફ્વ્રિત તહેવાર નવા કપડા ફેરિય છીએ. નાના ફટાકડા ફોડતો હતો.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

તેમનું ગમિંગ તેમના માટે જોઉં ગમે રમું ચુ. ત્યારે યુતુબે ચેનલ પણ ખોલી. અત્યારે અજ્જુ ભાઈ અત્યારે બીગ્બોસ્સ હું જોતો હતો એમસી સ્ટેન છે મારી એક ફાવ્રિત ચેનલ છે કેરી મીનાતી પછી અત્યરે તો મારા અધર વરસ થઇ ગયા છે. અત્યારે તો રોતી મતલબ અમે કામ કરીએ છીએ. અત્યરે પેલા ભાવનગર જીલ્લો હતો અમારું મૂળ વતન બોટાડ છે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 બાર સુધી હું ભણ્યો ચુ. મતલબ બધા ફર્દ હતા. અગિયાર બાર મામા મારે સારા ફર્દ હતા.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 બાર પૂરું થઇ ગયું હતું. મેં પરિક્ષ નોતી આપી. તો એવું થયું કે બે હાજર વીસ માં તો મતલબ ચાલી રહ્યું હતું.

ત્યારે મતલબ લોક્ડોવાન થયું હતું. બૌ મજા આવી હતી.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 જ્યાં પેલા બોટાદ ની માહિતી તમને અપૂ ચુ. કાજુકતરી છે જે મારી ફેવરીટ છે અત્યારે ઓફીસ પોક્યો ચુ. કસ્ટમર ને માહિતી પોકાડવાની હોય છે. કોઈ કર ના રીલેટેડ બ્સ્ન્લ માં કોઈ રીચાર્ગ ની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 એમાં અલગ દીવૈસ કરેલા છે. પંદર જેટલા સ્તાફ્ફ ના કોલ આવે છે નવો કોઈ કસ્ટમર જોડાય છે. પંદર ઝેરો સાત માં આપીએ ચુયે. ને કોઈ કસ્ટમર ને આપીએ છીએ.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 પછી આગળ અધર વરસસ બે વરસ ત્રણ વરસ પછી અહહ જોબ કરવાની તો ઇચ્ચ્ચા નતી. બીસ્સ્નેસ્સ માં છે.

એક દિવસ અમે યુતુબે માં એક વીડિઓ જોયો હતો. અહહ ફૂતુરે માં એક વિડીઓ ગમે આવે છે પળે સ્તતિઓન વિડીઓ ગેમ રમવાની મારી ખુબ ઈચ્છા છે. ઓફીસ માં તો મને સારી સેલ્લેર્ય મળે છે. ઓફીસ માં છે કામ કરવાની પણ મજા આવે છે. અત્યરે તો અહિયાં થી કામ કરવાની ઈચ્છા છે.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 મતલબ ત્રણ ચાર હાજર સેલેર્ય હતી મારા ભાઈને પણ એટલી જ સેલેર્ય હતી. અને અમે ત્યાં કામ કરતા હતા. પછી અમે અમદાવાદ માં શિફ્ટ થયા છીએ. પછી અહિયાં ફૂતુરે માં કેલેગ કરવાની ઈચ્છા છે.